નમસ્તે મિત્રો
જાવા એપ્લીકેશનમાં ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ઉમેરવા પર બનાવેલ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એપ્લીકેશન બનાવવું એપ્લીકેશન ફોર્મ બનાવવું
ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ને ઉમેરવું ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ને કોનફીગર કરવું
અને એપ્લીકેશન રન કરવી આ ડેમોનસ્ટ્રેશન માટે હું વાપરી રહ્યી છું લિનક્સ ઓપેરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1204 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 711 આ ટ્યુટોરીયલમાં આપણે javaxswingજેફાઇલચૂઝર કમ્પોનેંટનો ઉપયોગ કરી જાવા એપ્લીકેશનમાં ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ઉમેરવાનું શીખીશું
આ અભ્યાસનાં એક ભાગ સ્વરૂપે આપણે એક નાની જાવા એપ્લીકેશન બનાવવાનું શીખીશું જે કે ટેક્સ્ટ વિસ્તારમાં txt ફાઈલને લોડ કરશે
ચાલો સૌપ્રથમ જાવા એપ્લીકેશન બનાવીએ આઈડીઈ લોન્ચ લોન્ચ કરો
મુખ્ય મેનુમાંથી ફાઇલ ફાઈલ અને ન્યૂ પ્રોજેક્ટ ન્યુ પ્રોજેક્ટ પસંદ કરો કેટેગરી કેટેગરી જાવા અને પ્રોજેક્ટ ટાઇપ પ્રોજેક્ટ ટાઈપ જાવા એપ્લિકેશન પસંદ કરો
અને નેક્સ્ટ નેક્સ્ટ ક્લિક કરો
પ્રોજેક્ટ નામે પ્રોજેક્ટ નેમ ફીલ્ડમાં ચાલો જેફાઇલચૂઝરડેમો ટાઈપ કરીએ
ક્રિએટ મેઇન ક્લાસ ક્રિએટ મેઇન ક્લાસ ચેકબોક્સ સાફ કરો
એ વાતની ખાતરી કરી લો કે સેટ એએસ મેઇન પ્રોજેક્ટ સેટ એઝ મેઇન પ્રોજેક્ટ પસંદ થયેલ હોય
ફિનિશ ફીનીશ ક્લિક કરો
અહીં આપણે જેએફઆરએમઈ જેફ્રેમ કંટેઈનર બનાવીશું અને તેમાં કેટલાક કમ્પોનેંટો ઉમેરીશું
સોર્સ પેકેજીસ સોર્સ પેકેજીસ નોડ પર જમણું ક્લિક કરો
પસંદ કરો ન્યૂ ઓથર
કેટેગરીઝમાં સ્વિંગ ગુઈ ફોર્મ્સ અને ટાઈપમાં જેએફઆરએમફોર્મ પસંદ કરો
નેક્સ્ટ નેક્સ્ટ ક્લિક કરો
ક્લાસ નામે ક્લાસ નેમ માટે જેફાઇલચૂઝરડેમો ટાઈપ કરો
પેકેજ ફિલ્ડ પેકેજ ફીલ્ડ માં jfilechooserdemoરિસોર્સિસ ટાઈપ કરો
ફિનિશ ફીનીશ ક્લિક કરો
પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ વિન્ડોમાં ટાઇટલ ટાઈટલ પ્રોપર્ટી પસંદ કરો
અને ડેમો એપ્લિકેશન ડેમો એપ્લીકેશન ટાઈપ કરો
ખાતરી થાય એ માટે Enter દબાવો
પેલેટ પેલેટ માં સ્વિંગ મેનસ સ્વીંગ મેનુસ કેટેગરી ખોલો
મેનું બાર મેનુ બાર કમ્પોનેંટ પસંદ કરીને તેને જેએફઆરએમઈ જેફ્રેમ નાં ઉપર આવેલ ડાબા ખૂણે ડ્રેગ કરો
મેનું બાર મેનુ બાર કમ્પોનેંટનાં એડિટ એડીટ આઇટમને જમણું ક્લિક કરો
કોનટેક્સ્ટ મેનુમાં ડિલીટ ડીલીટ પસંદ કરો
આગળ ચાલો એવી મેનુ આઇટમ ઉમેરીએ જે ચાલુ એપ્લીકેશનમાંથી ફાઇલચૂઝર ફાઈલ ચુઝર ખોલવાની પરવાનગી આપે છે
અહીં તમે બીજી મેનુ આઇટમ ડ્રેગ કરો એ પહેલા એ વાતની ખાતરી કરી લો કે મેનુ બાર પસંદ થયેલ હોય
પેલેટ પેલેટ માં આવેલ સ્વિંગ મેનસ સ્વીંગ મેનુસ કેટેગરીમાં નવી મેનું આઇટીઇએમ મેનુ આઇટમ પસંદ કરો
તેને મેનુ બાર પર ડ્રેગ કરીને મેનુ બાર પરની ફાઇલ ફાઈલ આઇટમ પર ડ્રોપ કરો
ડિઝાઇન ડીઝાઇન વ્યુમાં જેમેન્યુટેમ1 પર જમણું ક્લિક કરો
અને કોનટેક્સ્ટ મેનુમાંથી ચાંગે વેરિએબલ નામે ચેન્જ વેરીએબલ નેમ પસંદ કરો
આઇટમનું નામ બદલી કરીને ઓપન કરો અને ઓક ક્લિક કરો
ડિઝાઇન ડીઝાઇન વ્યુમાં જેમેન્યુટેમ1 હજુ પણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો
કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો
ટેક્સ્ટને બદલીને ઓપન કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો
ઓપન ઓપન મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો
મેનુ આઇટમ ઓપન ઓપન પર જમણું ક્લિક કરીને કોનટેક્સ્ટ મેનુમાંથી ઇવેન્ટ્સ એક્શન એક્શન પરફોર્મ્ડ પસંદ કરો
ગુઈ બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે
OpenActionPerformed આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે
ચાલો ડિઝાઇન ડીઝાઇન વ્યુ પર પાછા જઈએ
ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર થી બહાર નીકળવા માટે ચાલો મેનુ આઇટમ ઉમેરીએ
પેલેટ પેલેટ માં સ્વિંગ મેનસ સ્વીંગ મેનુસ કેટેગરી પસંદ કરો
મેનું આઇટીઇએમ મેનુ આઇટમ પસંદ કરો તેને ફોર્મ પરનાં ઓપન ઓપન મેનુ આઇટમ નીચે આવેલ મેનુ બાર પર ડ્રેગ કરો
નારંગી હાઈલાઈટીંગ પર ધ્યાન આપો જે કે દર્શાવે છે કે જેમેન્યુટેમ1 ક્યાં મુકાઈ રહ્યું છે
ડિઝાઇન ડીઝાઇન વ્યુમાં જેમેન્યુટેમ1 પર જમણું ક્લિક કરો
કોનટેક્સ્ટ મેનુમાંથી ચાંગે વેરિએબલ નામે ચેન્જ વેરીએબલ નેમ પસંદ કરો
આઇટમનું નામ બદલીને એક્સિટ કરો અને ઓક પર ક્લિક કરો
ડિઝાઇન ડીઝાઇન વ્યુમાં જેમેન્યુટેમ1 હજુપણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો
કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો
ટેક્સ્ટને બદલીને એક્સિટ કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો
એક્સિટ એક્ઝીટ મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો
મેનુ આઇટમ એક્સિટ પર જમણું ક્લિક કરો
કોનટેક્સ્ટ મેનુમાંથી ઇવેન્ટ્સ એક્શન એક્શન Performed પસંદ કરો
ગુઈ બિલ્ડર આપમેળે સોર્સ સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે ExitActionPerformed આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે
OpenActionPerformed નોડ ઉપર આવેલ નેવિગેટર નેવીગેટર વિન્ડોમાં એક્સિટેક્શનપરફોર્મ્ડ નોડ દૃશ્યમાન થાય છે
જો તમે તમારું નેવિગેટર નેવીગેટર નથી જોઈ શકતા તો મેનુ બારમાં આવેલ વિન્ડો વિન્ડો મેનુ પર જાવ નેવિગેટિંગ નેવીગેટીંગ પસંદ કરો અને નેવિગેટર નેવીગેટર પર ક્લિક કરો
અહીં તમને એક્સિટેક્શનપરફોર્મ્ડ નોડ ઓપનેક્શનપરફોર્મ્ડ નોડ ઉપર દૃશ્યમાન થયેલી જોઈ શકો છો
એક્સિટ એક્ઝીટ આઇટમને કામ કરતી બનાવવા માટે ચાલો systemએક્સિટ સ્ટેટમેંટને ExitActionPerformed મેથડની બોડીમાં સમાવેશ કરીએ
ડિઝાઇન ડીઝાઇન મોડ પર પાછા જાવ
પેલેટ પેલેટ ની સ્વિંગ કન્ટ્રોલ્સ સ્વીંગ કંટ્રોલ્સ કેટેગરીમાંથી ફોર્મ પર ટેક્સ્ટ વિસ્તારને ડ્રેગ કરો
ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર દ્વારા પછી બતાડવામાં આવનાર ટેક્સ્ટ માટે જગ્યા બનાવવા હેતુ ઉમેરાયેલા ઘટકનો આકાર બદલી કરો
વેરીએબલનું નામ બદલી કરીને ટેક્સ્ટરિયા ટેક્સ્ટએરીયા કરો
ચાલો આગળ વાસ્તવિક ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ઉમેરીએ
જો તમારા નેવિગેટર નેવીગેટર વિન્ડો ખુલ્લો નથી તો પસંદ કરો વિન્ડો વિન્ડો નેવિગેટિંગ નેવીગેટીંગ તેને ખોલવા માટે નેવિગેટર નેવીગેટર
અને નેવિગેટર નેવીગેટર માં જેએફઆરએમઈ જેફ્રેમ નોડ પર જમણું ક્લિક કરો
કોનટેક્સ્ટ મેનુમાંથી પસંદ કરો એડ ફ્રોમ પેલેટ એડ ફ્રોમ પેલેટ સ્વિંગ વિન્ડોઝ સ્વીંગ વિન્ડોવ્ઝ અને ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ફોર્મમાં જેફાઇલચૂઝર ઉમેરાયેલું તમે નેવિગેટર નેવીગેટર માં જોઈ શકો છો
જેફાઇલચૂઝર નોડ પર જમણું ક્લિક કરીને વેરીએબલનું નામ ફાઇલચૂઝર માં બદલી કરો
ઓક ક્લિક કરો
આપણે હવે ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ને ઉમેરી દીધું છે
આગળનું પગલું છે ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ને તમારું જોઈતું શીર્ષક દર્શાવવા માટે કોન્ફિગર કોનફીગર કરવું
સાથે જ આપણે કસ્ટમ ફાઇલ ફિલ્ટર કસ્ટમ ફાઈલ ફીલ્ટર ને ઉમેરીશું અને તમારી એપ્લીકેશનમાં ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર સંકલિત કરીશું
નેવિગેટર નેવીગેટર વિન્ડોમાં જેફાઇલચૂઝર પસંદ કરવા માટે ક્લિક કરો
હવે ચાલો પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં તેની પ્રોપર્ટીને એડીટ કરીએ
પેલેટ પેલેટ નીચે આવેલ પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ વિન્ડોમાં ડાયલોગ્ટાઇટલ ડાયલોગટાઈટલ બદલીને થિસ ઇસ માય ઓપન ડાયલોગ કરો
સુનિશ્ચિત કરવા માટે Enter દબાવો
હવે સોર્સ સોર્સ મોડ પર સ્વીચ કરો
હવે તમારી એપ્લીકેશનમાં ફાઇલચૂઝર ફાઈલ ચુઝર સંકલિત કરવા માટે
મારી પાસે એક ઉપલબ્ધ કોડ છે જેને હું ઉપસ્થિત OpenActionPerformed મેથડમાં કોપી અને પેસ્ટ કરીશ
આ દાખલો ફાઈલ વિષયવસ્તુ વાંચે છે અને તેને ટેક્સ્ટ વિસ્તારમાં દર્શાવે છે
હવે આપણે વપરાશકર્તાએ ક્લિક કરેલી ફાઈલને નક્કી કરવા માટે ફાઇલચૂઝર ફાઈલ ચુઝર ની getSelectedFile મેથડને બોલાવીશું
હું આ કોડને મારા ક્લીપબોર્ડ પર કોપી કરીશ અને આઇડીઇ નાં સોર્સ સોર્સ વ્યુમાં તેને ઓપનેક્શનપરફોર્મ્ડ મેથડની અંદર પેસ્ટ કરીશ
જો એડીટર તમારા કોડમાં એરરો દર્શાવતો હોય તો કોડમાં ક્યાંપણ જમણું ક્લિક કરીને ફિક્સ ઇમ્પોર્ટ્સ ફિક્સ ઈમ્પોર્ટ્સ પસંદ કરો
હવે ચાલો કસ્ટમ ફાઇલ ફિલ્ટર કસ્ટમ ફાઈલ ફીલ્ટર ઉમેરીએ જેથી કરીને ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ફક્ત txt ફાઈલો જ દર્શાવે
ડીઝાઇન મોડમાં જઈને નેવિગેટર નેવીગેટર વિન્ડોમાં ફાઇલચૂઝર ફાઈલ ચુઝર પસંદ કરો
પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ વિન્ડોમાં ફાઇલફિલ્ટર ફાઈલફીલ્ટર પ્રોપર્ટી આગળ આવેલ એલિપ્સિસ એલીપ્સીસ બટન પર ક્લિક કરો
ફાઇલફિલ્ટર ફાઈલફીલ્ટર ડાયલોગ બોક્સમાં કોમ્બો બોક્સમાંથી કસ્ટમ કોડ કસ્ટમ કોડ પસંદ કરો
ટેક્સ્ટ ફીલ્ડમાં ન્યૂ MyCustomFilter ટાઈપ કરો
અને ઓક ક્લિક કરો
કસ્ટમ કોડ કસ્ટમ કોડ ને ચાલતું કરવા માટે આપણે માયકસ્ટમફિલ્ટર ક્લાસ લખીશું
આ ઇનર અથવા આઉટર ક્લાસ ફાઇલફિલ્ટર ફાઈલફીલ્ટર ક્લાસને વિસ્તારિત કરશે
હું આ કોડને ઇમ્પોર્ટ ઈમ્પોર્ટ સ્ટેટમેંટની નીચે આવેલ આપણા ક્લાસનાં સોર્સમાં કોપી અને પેસ્ટ કરીશ
આમ આ ઇનર અથવા આઉટર ક્લાસ ફાઇલફિલ્ટર ફાઈલફીલ્ટર ક્લાસને વિસ્તારિત કરશે
પ્રોજેક્ટ પ્રોજેક્ટ વિન્ડોમાં જેફાઇલચૂઝરડેમો પ્રોજેક્ટ પર જમણું ક્લિક કરો અને સેમ્પલ પ્રોજેક્ટ શરુ કરવા માટે રન રન પસંદ કરો
રન પ્રોજેક્ટ રન પ્રોજેક્ટ ડાયલોગ બોક્સમાં jfilechooserdemoresourcesજેફાઇલચૂઝરડેમો આ મેઈન ક્લાસ પસંદ કરો
ઓક ક્લિક કરો
ચાલુ ડેમો એપ્લીકેશનમાં ક્રિયા સક્રિય કરવા માટે ફાઇલ મેનુમાં ઓપન ઓપન પસંદ કરો
ટેક્સ્ટ વિસ્તારમાં કોઈપણ ટેક્સ્ટ ફાઈલનું લખાણ દેખાડવા માટે તેને ખોલો
ચાલો હું sampleટીએક્સટી ફાઈલ પસંદ કરીને ઓપન ઓપન પસંદ કરું
ફાઇલચૂઝર ફાઈલ ચુઝર ટેક્સ્ટ ફાઈલનાં ઘટક દર્શાવે છે
એપ્લીકેશન બંધ કરવા માટે ફાઈલ મેનુમાં એક્સિટ એક્ઝીટ પસંદ કરો આ ટ્યુટોરીયલમાં તમે આપેલ શીખ્યા જાવા એપ્લીકેશનમાં ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર ને ઉમેરવું અને ફાઇલ ચૂઝર ફાઈલ ચુઝર કોન્ફીગર કરવું એસાઈનમેંટ તરીકે અમે બનાવેલ એજ ડેમો પ્રોજેક્ટનો ઉપયોગ કરો અને એમાં આપેલ વિશિષ્ટતાઓ ઉમેરો મેનુબાર અંતર્ગત સવે સેવ મેનુ આઈટમને ઉમેરો
તમામ મેનુ આઈટમો માટે કીબોર્ડ શોર્ટ કટ ઉમેરો
ફાઈલ સંગ્રહવા માટે સેવ પ્રક્રિયા સક્રિય કરનાર કોડ ઉમેરો
મેં આ પ્રકારનું એસાઈનમેંટ પહેલાથી જ બનાવ્યું છે જ્યાં ફાઇલચૂઝર ફાઈલ ચુઝર ફાઈલ મેનુ અંતર્ગત સવે સેવ વિકલ્પ દર્શાવે છે અને તમને તમે ખોલેલી ટેક્સ્ટ ફાઈલને સંગ્રહવા માટે વિકલ્પ પ્રદાન કરે છે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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે